રૂબી
મા કન્ટ્રોલ સ્ટેટમેન્ટ્સ પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે
આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું આઇએફ સ્ટેટમેન્ટ ઇફ સ્ટેટમેંટ એલ્સિફ સ્ટેટમેન્ટ ઇફએલ્સ સ્ટેટમેંટ એલ્સે એલ્સ કેસ સ્ટેટમેન્ટ્સ કેસ સ્ટેટમેંટ અહીં આપણે વાપરી રહ્યા છે ઉબુન્ટુ આવૃત્તિ 1204 રૂબી 193 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોવા ખુબ જરૂરી છે
તમને લિનક્સ ના કમાન્ડ્સ ટર્મિનલ અને text એડિટર
નું પણ જ્ઞાન હોવું જરૂરી છે
જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ
શરત કરવા પહેલા યાદ કરો કે આપણે તત્ત નામની ડિરેક્ટરી પહેલા બનાવી હતી
ચાલો તે ડિરેક્ટરી પર જઈએ
પછી રૂબી હાયફેન ટ્યુટોરિયલ કન્ટ્રોલ હાયફેન સ્ટેટમેન્ટ્સ હમણા તે ફોલ્ડર મા છીએ ચાલો આગળ વધીએ
રૂબી મા આઇએફ સ્ટેટમેન્ટ માટે સિન્ટેક્સ નીચે પ્રમાણે છે આઇએફ કન્ડિશન ઇફ કન્ડીશન રૂબી કોડ રૂબી કોડ એન્ડ એન્ડ ચાલો ઉદાહરણ જોઈએ
ગેડિટ મા નવી ફાઈલ બનાવવી જે બસિક લેવલ ના રૂબી ટ્યુટોરિયલ્સ મા બતાવ્યું
આઇએફ હાયફેન સ્ટેટમેન્ટ ડોટ આરબી તેને નામ આપો
મારી પાસે આઇએફ સ્ટેટમેન્ટ
ના ઉદાહરણ છે
ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જી શકો છો
આ ઉદાહરણ મા હું આઇએફ સ્ટેટમેન્ટ ને ડીકલેર કરીશ
પહેલા હું લોકલ વેરીએબલ my num ડીકલેર કરીશ અને તેને વેલ્યુ 2345 આપીશ
પછી હું આઇએફ સ્ટેટમેન્ટ
ડીકલેર કરીશ
આઇએફ સ્ટેટમેન્ટ મા પટ્સ મેથડ ડીકલેર કરી છે જે આઉટપુટ આપશે
આઇએફ સ્ટેટમેન્ટ my num ની વેલ્યુ 0 કરતા વધારે છે તે તપાસશે
જો તે હશે તો નિર્દેશ કરાયેલ સ્ટ્રીંગ
આઉટપુટ પ્રિન્ટ કરશે
હવે ચાલો ટર્મિનલ પર પાછા જઈએ અને ટાઈપ કરો
રૂબી સ્પેસ આઇએફ હાયફેન સ્ટેટમેન્ટ ડોટ આરબી આઉટપુટ આ રીતે પ્રદશિત થાય છે થે વેલ્યુ ઓએફ my num ઇસ ગ્રેટર થાન 0
આ આઉટપુટ આઇએફ કન્ડીશન ટ્રૂ
છે તે સાબિત કરે છે
મા હવે તમે પોતાના આઇએફ સ્ટેટમેન્ટ લખવા માટે શમર્થ હોવા જોઈએ
હવે આગળ if એલ્સે સ્ટેટમેન્ટ જોઈએ
એલ્સે માટે સિન્ટેક્સ વાપરીશું આઇએફ કન્ડિશન ઇફ કન્ડીશન રૂબી કોડ રૂબી કોડ એલ્સે એલ્સ રૂબી કોડ રૂબી કોડ એન્ડ એન્ડ ચાલો ઉદાહરણ જોઈએ
Rubyના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે ગેડિટ મા નવી ફાઈલ બનાઓ
તેને આઇએફ હાયફેન એલ્સે હાયફેન સ્ટેટમેન્ટ ડોટ આરબી નામ આપો
મારી પાસે if એલ્સે સ્ટેટમેન્ટ
ના ઉદાહરણ છે
ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો
આ ઉદાહરણમા હું if એલ્સે સ્ટેટમેન્ટ ને ડીકલેર કરીશ
પહેલા હું લોકલ વેરીએબલ my num ડીકલેર કરીશ અને તેને વેલ્યુ 1 આપીશ
પછી હું આઇએફ સ્ટેટમેન્ટ ડીકલેર કરીશ
આઇએફ સ્ટેટમેન્ટ એ my num ની વેલ્યુ 0 કરતા વધારે છે તે તપાસશે
જો તે હશે તો નિર્દેશ કરાયેલ સ્ટ્રીંગ
આઉટપુટ પ્રિન્ટ કરશે
જો નથી તો તે એલ્સે સ્ટેટમેંટપર જશે
અને તે અહી નિર્દેશ કરાયેલ સ્ટ્રીંગ પ્રિન્ટ કરશે
હવે ચાલો ટર્મિનલ પર પાછા જઈએ અને ટાઈપ કરો
રૂબી સ્પેસ આઇએફ હાયફેન એલ્સે હાયફેન સ્ટેટમેન્ટ ડોટ આરબી અને આઉટપુટજુઓ
આઉટપુટ આ રીતે દશ્યમાન થયા છે
થે વેલ્યુ ઓએફ my num ઇસ લેસર થાન 0
આ બતાવે છે કે એલ્સે સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે
મા હવે તમે પોતાના if એલ્સે સ્ટેટમેન્ટ લખવા માટે શમર્થ હોવા જોઈએ
હવે આગળ if એલ્સે સ્ટેટમેન્ટ જોઈએ
એલ્સિફ માટે સિન્ટેક્સ વાપરીશું આઇએફ કન્ડિશન રૂબી કોડ ઇફ કન્ડીશન રૂબી કોડ એલ્સિફ કન્ડિશન રૂબી કોડ એલ્સઇફ કન્ડીશન રૂબી કોડ એલ્સે રૂબી કોડ એલ્સ રૂબી કોડ એન્ડ એન્ડ ચાલો ઉદાહરણ જોઈએ
Rubyના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે ગેડિટ મા નવી ફાઈલ બનાઓ
તેને નામ આપો આઇએફ હાયફેન એલ્સિફ હાયફેન સ્ટેટમેન્ટ ડોટ આરબી મારી પાસે if એલ્સિફ સ્ટેટમેન્ટ ના ઉદાહરણ છે
ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો
આ ઉદાહરણમા હું if એલ્સિફ સ્ટેટમેન્ટ ને ડીકલેર કરીશ
અહી પણ હું લોકલ વેરીએબલ my num ડીકલેર કરીશ અને તેને વેલ્યુ 1 આપીશ
પછી હું આઇએફ સ્ટેટમેન્ટ ડીકલેર કરીશ
આઇએફ સ્ટેટમેન્ટ એ my num ની વેલ્યુ 0 કરતા વધારે છે તે તપાસશે
જો તે હશે તો નિર્દેશ કરાયેલ સ્ટ્રીંગ
આઉટપુટ પ્રિન્ટ કરશે
જો તે ટ્રૂ નહી હોય તો એલ્સિફ સેક્શન માં જશે
હવે આ my num ની વેલ્યુ 1 છે કે તે તપાસસે
જો તે ટ્રૂ છે તો નિર્દેશ કરાયેલ સ્ટ્રીંગ
પ્રિન્ટ કરશે my num ની વેલ્યુ ન તો 0 કરતા મોટી અને ન તો 1 જટલી છે તો તે એલ્સે સેક્શન માં જશે
પણ જ્યાર શુધી my num 1 વેલ્યુ રહેશે તે એલ્સે બ્લોક માં નહી જાય
કન્ડિશનલ સ્ટેટમેન્ટ
થી બહાર જશે ચલો ટર્મિનલ પર પાછા જઈએ અને ટાઈપ કરો
રૂબી સ્પેસ આઇએફ હાયફેન એલ્સિફ હાયફેન સ્ટેટમેન્ટ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
આઉટપુટ આ રીતે દ્રશ્યમાન થાય છે થે વેલ્યુ ઓએફ my num ઇસ 1 એન્ડ ઇસ લેસર થાન 0
ચાલો આપણી ફાઈલ પર પાછા જઈએ અને my num ની વેલ્યુ બદલીને 5 આપીએ
ચાલો ટર્મિનલ પર કોડ સેવ અને એક્ઝીક્યુટ કરીએ
તો હવે આઇએફ કન્ડિશન ફૂલ્ફીલ્સ થયો છે અને નિર્દેશ કરાયેલ સ્ટ્રીંગ પ્રિન્ટ થઈ છે
my num ની વેલ્યુ એ 0 કરતા મોટી છે
ચાલો આપણી ફાઈલ પર પાછા જઈએ અને my num ની વેલ્યુ બદલીને 5 આપીએ
ચાલો ટર્મિનલ પર કોડ સેવ અને એક્ઝીક્યુટ કરીએ
આ કિસ્સામા એલ્સે કન્ડીશન ફૂલફિલ થાય છે અને એલ્સે બ્લોક મા પટ્સ સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે
મા હવે તમે પોતાના આઇએફ એલ્સિફ લખવા માટે શમર્થ હોવા જોઈએ
હવે આગળ આપણે કેસ સ્ટેટમેન્ટ જોશું
કેસ સ્ટેટમેન્ટ એ વિશિષ્ઠ સિલેકશન માટે કન્ટ્રોલ ફ્લો સ્ટેટમેન્ટ છે
આ સ્ટેટમેંટ સમજવા માટે કેસ સ્ટેટમેન્ટ નું સિન્ટેક્સ જોઈએ
કેસ વાપરવાનો સિન્ટેક્સ છે કેસ વેરિએબલ કેસ વેરીએબલ વ્હેન વેલ્યુ 1 વેન વેલ્યુ 1 રૂબી કોડ રૂબી કોડ વ્હેન વેલ્યુ 2 વેન વેલ્યુ 2 રૂબી કોડ રૂબી કોડ એલ્સે એલ્સ રૂબી કોડ રૂબી કોડ એન્ડ એન્ડ ચાલો ઉદાહરણ જોઈએ
રૂબી ના બેસિક લેવલના ટ્યુટોરીયલોમા બતાવ્યા પ્રમાણે ગેડિટ મા નવી ફાઈલ બનાઓ તેને કેસ હાયફેન સ્ટેટમેન્ટ ડોટ આરબી નામ આપો
મારી પાસે કેસ સ્ટેટમેન્ટ
ના ઉદાહરણ છે
ટ્યુટોરીયલ અટકાવી તમે આ કોડ ટાઈપ કરી તેને ફરતે જઈ શકો છો
આ ઉદાહરણમા હું કેસ સ્ટેટમેન્ટ ને ડીકલેર કરીશ
મારી પાસે પ્રિન્ટ સ્ટેટમેન્ટ છે જે ટર્મિનલ પર સવાલ પ્રિન્ટ કરશે
પછી હું ગેટ્સ ને કોલ કરિશ જે સ્ટેન્ડર્ડ ઇનપુટ માં સિંગલ લાઈન ડેટા સ્વીકારશે
પછી ઈનપુટ ડેટા મા હું ન્યૂ લાઇન કેરેક્ટર્સ વાપરીને ચોમ્પ
આ પરિણામને હું ડોમેઇન
નામના વેરીએબલમા અસાઈન કરીશ
પછી હું કેસ સ્ટેટમેંટ ડીકલેર કરીશ
તેમાં હું વ્હેન સ્ટેટમેન્ટ ડીકલેર કરીશ
આ અહી આપેલી સ્ટ્રીંગ અને ડોમેઇન
ની વેલ્યુ સરખી છે કે નહી તે તપાસસે
પ્રથમ ડોમેઇન ની વેલ્યુ યુપી
છે કે તે તપાસસે
આવું થાય તો તે ઉત્તર પ્રદેશ પ્રિન્ટ કરશે અને કેસ સ્ટેટમેંટ થી બહાર આવશે
ડોમેઇન જો યુપી ના હોય તો તેની વેલ્યુ એમપી
છે કે તે તપાસસે
જો તે હોય તો મધ્ય પ્રદેશ પ્રિન્ટ કરશે અને આવું ચાલુ રહેશે
તે સતત ડોમેઇન ની વેલ્યુ તપાસસે જ્યાર સુધી તેનું મેળ ના મળે
આ વખતે એલ્સે સ્ટેટમેન્ટ મળે છે
ઉપરના કોઈ પણ કન્ડીશન ટ્રૂ ન થવા પર
ત્યાબાદ એલ્સે આપેલ રૂબી કોડ એક્ઝીક્યુટ કરશે
તે આપણા ઉદાહરણ પ્રમાણે અંકનાઉન પ્રિન્ટ કરશે
હવે ફાઈલ સેવ કરો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો
રૂબી સ્પેસ કેસ હાયફેન સ્ટેટમેન્ટ ડોટ આરબી
Enter થે સ્ટેટ યુ લાઇવ in ટર્મિનલ પર દ્રશ્યમાન થશે
યુપી મા ટાઈપ કરો અને આઉટપુટ જુઓ
ઉત્તર પ્રદેશ
તરીકે આઉટપુટ દ્રશ્યમાન થશે
પહેલાની જેમ ફરી રૂબી ફાઈલ એક્ઝીક્યુટ કરો
આ વખતે પ્રોમ્ટ પર કેએલ ટાઈપ કરો અને આઉટપુટ જુઓ
તે કેરલા
પ્રિન્ટ કરશે
આગળ ફરી એક વાર ફાઈલ એક્ઝીક્યુટ કરો
આ વખતે પ્રોમ્ટ પર ટીએન ટાઈપ કરો અને આઉટપુટ જુઓ
તે અંકનાઉન
પ્રિન્ટ કરશે
આ એટલા માટે કે આમાંથી કોઈ પણ કેસીસ સંતુષ્ટ જનક ન હતા માટે મૂળભૂત એલ્સે statementએક્ઝીક્યુટ થાય છે
મા હવે તમે પોતાના case સ્ટેટમેન્ટ્સ લખવા માટે શમર્થ હોવા જોઈએ
આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા આઇએફ સ્ટેટમેન્ટ ઇફ સ્ટેટમેંટ એલ્સે કન્સ્ટ્રક્ટ ઇફ કંસ્ટક્ટ if એલ્સિફ અને ઇફ એલ્સ કેસ સ્ટેટમેન્ટ્સ કેસ સ્ટેટમેંટ અસાઇનમેન્ટ તરીકે160 રૂબી પ્રોગ્રામ લખો જે યુઝરને નંબર એન્ટર કરવા પ્રોમ્પ્ટ કરે છે
પછી યોગ્ય કન્ટ્રોલ સ્ટેટમેંટ વાપરીને 2 નંબર એક બહુવિધ છે તે તપાસે છે
જો તે હોય તો થે નંબર એન્ટર્ડ ઇસ એ મલ્ટિપલ ઓએફ 2 આ પ્રિન્ટ કરો
જો ના હોય તો 3 બહુવિધ છે તે તપાસવું જોઈએ
જો તે હોય તો થે નંબર એન્ટર્ડ ઇસ એ મલ્ટિપલ ઓએફ 3 પ્રિન્ટ કરો
જો ના હોય તો 4 બહુવિધ છે તે તપાસવું જોઈએ
જો તે હોય તો થે નંબર એન્ટર્ડ ઇસ એ મલ્ટિપલ ઓએફ 4 પ્રિન્ટ કરો
જો તે ના હોય થે નંબર ઇસ નોટ એ મલ્ટપલ ઓએફ 2 3 ઓર 4 પ્રિન્ટ કરો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ160 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
આ મિશન પરની વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે